એક મોટ્ટુ ઊંચું ઘડિયાળનું ટાવર ઉભો છે જેની આસપાસ વિસ્તારનું મુખ્ય બિંદુ છે.

સલૂન માં વાળ ધોવા માટે સિંક અને અન્ય સાધનો પણ દેખાય છે આ જગ્યા સ્વચ્છ અને સુવ્યવસ્થિત લાગે છે.

બે વ્યક્તિ બેસેલા છે જે ઇલેક્ટ્રીક કામ કરતા છે બાજુમાં લાલ કલર ની ગાડી ઊભી--

આ ચિત્રમાં એક ગાડી દેખાતી છે જે બ્લુ અને બ્લેક કલર ની દેખાતી છે જે આમાં ખાણીપીણીની વસ્તુ લગાવેલી છે.

આ ચિત્રમાં એક મોટું તળાવ દેખાતું છે બાજુમાં ઘણા બધા ગ્રીન ઝાડ દેખાતા છે.

બાસ્કેટ માં અલગ અલગ ચોકલેટ્સ મૂકેલી છે અને ગુલદસ્તાઓ મુકેલા છે.

કાર ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી છે તેની પાછળ બે એક ઇમારત દેખાતી છે.

આ ચિત્રમાં એક ધાર્મિક સ્થળ મંદિર જેવું કંઈ દેખાય છે તેમાં પરંપરાગત શૈલીના ગુંબજ અને શિખરવાળી ઈમારતો દેખાય છે.

મંદિરના આસપાસ માં ખુલ્લો ચોક અને પ્રારંગ પ્રાંગણ જેવું દેખાય છે.

ખાવા પીવાનું પિક્ચર લગાવેલું દેખાતું છે એક ઝાડ પર કલ લાઇટિંગ થી સજાવેલું ઝાડ દેખાતું છે.

ઘણા જ લોકો ચર્ચા કરી રહ્યા છે ટેબલ ખુરશી મુકેલા છે ઉપર બે ચાર પંખા દેખાતા છે બાજુમાં એક છોકરી ઉભી છે.

આ ચિત્રમાં ઘણું મોટો હોલ દેખાતું છે તે જે લાંબા અને લંબચોરસ આકારનો ગાલીચો પાથરેલો છે.

આ ચિત્રમાં એક જાળી દેખાતી છે ઉપર તરફ પાણી દેખાય છે સામેની તરફ ઘણા બધા ઝાડવા દેખાતા છે.

એ કુદરતી વાતાવરણ દેખાય છે પાછળની તરફ ઘણા બધા વૃક્ષો દેખાય છે.

ઉપર ખુલ્લુ આકાશ છે જે વાદળી કલર નું અને વાઈટ કલર ના વાદળા જતા છે.